લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે ડીઝાઇન વ્યુંની મદદથી ક્વેરી બનાવવી
ક્વેરી ડીઝાઇન વિન્ડોમાં ટેબલો કોષ્ટકો દાખલ કરવા
ફીલ્ડો ક્ષેત્રોને પસંદ કરવા
એલયાસીઝ ઉપનામો સુયોજિત કરવા સોર્ટીંગ ઓર્ડર સુયોજિત કરવા અને ક્વેરી માટે સર્ચ ક્રાઈટેરીયા પુરૂ પાડવું
આ માટે ચાલો આપણું પરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ
આ લાઈબ્રેરી ડેટાબેઝમાં આપણે પુસ્તકો અને સભ્યો વિશે માહિતી સંગ્રહિત કરી છે
અને આપણી પાસે સભ્યોને આપેલ પુસ્તકોનો ટ્રેક રાખવા માટેનું કોષ્ટક પણ છે
સભ્યોને અપાયેલ બધીજ પુસ્તકોની યાદી દર્શાવવાં આપણે હવે એક નવી ક્વેરી બનાવીશું બીજા શબ્દોમાં કહીએ તો ચાલો સભ્યોને અપાયેલ પુસ્તકોનો ઈતિહાસ જનરેટ કરીએ
ચાલો લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ
ચાલો ડાબી પેનલ ઉપર આવેલાં ક્વેરીઝ આઇકોનને ક્લિક કરીએ
જમણી પેનલ પર આપણે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ ઉપર ક્લિક કરીશું
હવે આપણને એક નવી વિન્ડો દેખાય છે જેને ક્વેરી ડિઝાઇન વિન્ડો પણ કહેવાય છે અને ટોંચ ઉપર આપણે એક નાની પોપ અપ વિન્ડો જોઈ શકીએ છીએ જેમાં લખ્યું છે એડ ટેબલ ઓર ક્વેરી
અહીં આપણે ક્વેરી માટે ડેટાનાં સ્રોત ને વ્યાખ્યાયિત કરીશું
સભ્યોને અપાયેલ પુસ્તકોના ઈતિહાસ જનરેટ કરવા માટે આપણને આપણી ક્વેરી માટે બધા ત્રણ કોષ્ટકો ની જરૂર પડશે
આપણે આ યાદીમાં આવેલાં બુક્સ ટેબલ કોષ્ટક ઉપર ક્લિક કરી અને ત્યારબાદ પોપ અપ વિન્ડોમાં જમણી બાજુએ આવેલાં એડ બટનને ક્લિક કરી કરશું
એજ રીતે આપણે બુકસિશ્યુડ ટેબલ અને મેમ્બર્સ ટેબલ ઉમેરીશું હવે આપણે જોયું કે ત્રણ ટેબલો કોષ્ટકો બેકગ્રાઉન્ડ ક્વેરી ડિઝાઇન વિન્ડો માં દેખાય છે
ચાલો હવે પોપ અપ વિન્ડો બંધ કરીએ
આ ક્વેરી ડીઝાઇન વિન્ડોને ફોરગ્રાઉન્ડ ઉપર લઇ આવે છે
નોંધ લો કે ત્રણ ટેબલો કોષ્ટકો વિન્ડોનાં ઉપરનાં અર્ધા ભાગમાં છે
અહીં ચાલો આપણે આ ટેબલો કોષ્ટકો વચ્ચે અમુક ખાલી જગ્યા દાખલ કરીએ
ચાલો મેમ્બર્સ ટેબલ ને દૂર જમણી બાજુએ ક્લિક દબાવવું ડ્રેગ ખસેડવું અને ડ્રોપ એક જગ્યાએ નાખવું કરીએ
અને પછી બુકસિશ્યુડ ટેબલ ને મધ્યમાં ક્લિકડ્રેગ અને ડ્રોપ કરીએ
હવે આપણે જોઈએ છીએ કે આ ટેબલો કોષ્ટકો સાથે લીટીઓ લીન્ક થઈ જોડાઈ રહી છે અને આ સંબંધો છે જે આપણે પહેલાં સ્થાપિત કર્યા હતા
આપણે સંબંધોની વિગતો જોવા માટે આ લીટીઓ પર બે વાર ક્લિક કરી શકીએ છીએ
હમણાં માટે ચાલો આપણે ક્વેરી ડીઝાઇન વિન્ડોનાં નીચેના અર્ધા ભાગને જોઈએ
આ ભાગમાં સેલોની ઘણી હરોળો છે
જેમ આપણે ક્વેરી ડીઝાઇન કરીશું આપણે આને ભરતાં જશું
પહેલા આપણે ફીલ્ડ કોલમ ચકાસીશું
આ ફીલ્ડો જેને આપણે રીઝલ્ટ સેટ માં પ્રદર્શિત કરવાની જરૂર છે તેને સ્પષ્ટ કરવા માટે છે
આ કરવાં માટે પહેલા આપણે વિન્ડો ના ઉપરનાં અર્ધા ભાગમાં આવેલાં બુક્સ ટેબલ કોષ્ટક માં ટાઇટલ ફીલ્ડ ક્ષેત્ર ઉપર બે વાર ક્લિક કરીશું
પછી મેમ્બર્સ ટેબલ સભ્યોના કોષ્ટક માં આવેલ નામે ફીલ્ડ નામ ક્ષેત્ર
અને ત્યારબાદ બુકસિશ્યુડ ટેબલ માં આવેલ ઇશ્યુ દાતે ફીલ્ડ
પછી રિટર્ન દાતે એક્ચ્યુઅલ રિટર્ન દાતે અને અંતે ચેક્ડ ઇન ફીલ્ડ
પ્રથમ પંક્તિ માં વિંડોના નીચેના અડધા ભાગમાં આવેલ આ ફીલ્ડોની નોંધ લો
ત્રીજી પંક્તિ માં અનુલક્ષતા ટેબલોના નામો પણ જુઓ
પછી ચાલો બીજી પંક્તિ માં આવેલ અલિયાસ ને જોઈએ
અહીં આપણે પસંદિત ફીલ્ડો માટે વર્ણનાત્મક નામ દાખલ કરી શકીએ છીએ
તો ચાલો આપણે ઈમેજમાં બતાવ્યા પ્રમાણે એલિયાસિસ માં ટાઈપ કરીએ
અને આપણે એલિયાસિસ કરી નાખ્યું છે
પછી ચાલો આપણે સોર્ટ પંક્તિ ને જોઈએ
અહીં આપણે રીઝલ્ટ સેટ નાં ક્રમને સ્પષ્ટ કરી શકીએ છીએ
આપણને ઇસ્યું થયેલી પુસ્તકોનાં ઈતિહાસની જરૂર છે તેથી આપણે તેને કાળક્રમાનુંસાર ગોઠવીશું
એનો અર્થ એ છે કે આપણે રીઝલ્ટ સેટ ને જારી થયેલ તારીખનાં ચઢતા ક્રમમાં વર્ગીકરણ કરીશું
આ માટે આપણે ઇશ્યુડેટ ફીલ્ડ અંદર આવેલ સોર્ટ પંક્તિમાં એક ખાલી સેલ ઉપર ક્લિક કરીશું
અને ચાલો એસેન્ડિંગ ઉપર ક્લિક કરીએ
ઠીક છે આપણે પછીની પંક્તિ વિઝિબલ પર જઈશું
અહીં આપણે પસંદ કરેલ ફીલ્ડોની દૃશ્યતા તેમના ઉપર ચેક અથવા અનચેક કરી સુયોજિત કરી શકીએ છીએ
નોંધ લો કે મૂળભૂત રીતે તે બધાજ ચેક થયેલ છે
પછી આપણે ફંકશન પંક્તિ પર જઈશું
આનો ઉપયોગ જટિલ ક્વેરીઓ બનાવવાં માટે થાય છે
હમણાં માટે આપણે આ અવગણશું
અને આપણે ક્રાઇટેરિયન પંક્તિ પર જઈશું
અહીં આપણે રીઝલ્ટ સેટ ને ક્રાઈટેરીયા માપદંડનાં સાદા અથવા જટિલ સમૂહ થી મર્યાદીત કરી શકીએ છીએ
ઉદાહરણ તરીકે આપણે ફક્ત એ પુસ્તકો માટે ક્વેરી કરી શકીએ છીએ જે ઇસ્યુ થયેલ છે પણ સભ્યો દ્વારા પાછી અપાઈ નથી જેનો અર્થ એ છે કે ફક્ત એજ જે ચેક્ડ ઇન થયેલ નથી
તો ચાલો ચેકડિન ફીલ્ડ અંદર આવેલ પંક્તિમાં એક ખાલી સેલ ઉપર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ ઇક્વલ્સ ઝેરો
તે થયું ચાલો આપણે હવે આ ક્વેરીને રન કરીએ
આપણે કીબોર્ડ શોર્ટકટ ફ5 વાપરી શકીએ છીએ અથવા વિન્ડોની ટોચ ઉપર આવેલ એડિટ મેનુ ઉપર ક્લિક કરો અને ત્યારબાદ નીચે આવેલ રન ક્વેરી ઉપર ક્લિક કરો
શું તમે વિન્ડોનાં ઉપરના અર્ધા ભાગમાં અમુક ડેટા જોઈ શકો છો
આ તમારી ક્વેરીનાં પરિણામો છે
નોંધ લો કે આપણે સભ્યોને અપાયેલ પુસ્તકોનાં ઈતિહાસને ઇશ્યુ દાતે અનુસાર ગોઠવાયેલા જોઈએ છીએ
અને એ પણ જુઓ કે કોઈપણ પુસ્તકો ચેક્ડ ઇન નથી
હવે આપણે નીચે આવેલ ક્વેરી ડીઝાઇન ભાગમાં જઈ શકીએ છીએ અને આપણા અનુસાર બદલી શકીએ છીએ
ઉદાહરણ તરીકે ચાલો આપણે ચેક્ડ ઇન ક્રાઈટેરિયન રદ્દ કરીએ
હવે ચાલો આપણે ફરીથી ફ5 દબાવીને ક્વેરી રન કરીએ
આ વખતે આપણને ક્વેરી વડે ડેટાની લાંબી યાદી મળેલ છે
પછી ચાલો આપણે કન્ટ્રોલ એસ દબાવી આ ક્વેરી સંગ્રહિત કરીએ
જે એક નાની પોપ અપ વિન્ડો ખોલશે
ચાલો અહીં આપણે આપણી ક્વેરીને વર્ણનાત્મક નામ આપીએ
ચાલો ટાઈપ કરીએ હિસ્ટોરી ઓએફ બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ અને પછી ઓક બટન ક્લિક કરીએ
અને આ વિન્ડો બંધ કરીએ
મુખ્ય બેઝ વિન્ડોમાં ક્વેરી નામ ઉપર બે વાર ક્લિક કરીને આપણે આ સંગ્રહિત થયેલ ક્વેરીને ખોલી શકીએ છીએ
તો આ રીતે આપણે ડીઝાઇન વ્યુંની મદદથી સફળતાપૂર્વક ક્વેરી બનાવી
અંતે અસાઇનમેન્ટ છે સભ્ય નિશા શર્માને અપાયેલ પુસ્તકોની યાદી જનરેટ કરો
યાદી ઇશ્યુ દાતે નાં કાળક્રમાનુંસાર હોવી જોઈએ
અહીં લીબરઓફીસ બેઝમાં ડીઝાઇન વ્યુંમાં ક્વેરી બનાવવાનું શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે ડીઝાઇન વ્યુંનાં મદદથી ક્વેરી બનાવવી
ક્વેરી ડીઝાઇન વિન્ડોમાં ટેબલો કોષ્ટકોને દાખલ કરવા
ફીલ્ડો ક્ષેત્રોને પસંદ કરવા
એલયાસીઝ સુયોજિત કરવા સોર્ટીંગ ઓર્ડર સુયોજિત કરવા અને ક્વેરી માટે સર્ચ ક્રાઈટેરીયા પુરૂ કરવા
મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro લીંક ઉપર ઉપલબ્ધ છે
આઇઆઇટી મુંબઈ તરફથી ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું
જોડાવા બદ્દલ આભાર